લીબરઓફીસ ડ્રો માં સામાન્ય ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ ની મદદથી સામાન્ય ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે શીખીશું160 મૂળભૂત આકારો જેવા કે લીટીઓ તીરો એરોઝ અને લંબચોરસ મૂળભૂત ભૌમિતિક આકાર પ્રતિકો તારાઓ અને બેનરો
તમે ઓબ્જેક્ટ ને પસંદ કરવાનું ખસેડવાનું અને રદ કરવાનું પણ શીખશો
હાસ્યા સુયોજિત કરવા માટે રુલર અને ઓબ્જેક્ટ નું સ્થાન સુયોજિત કરવા માટે અલિગ્ન ટૂલબાર નો ઉપયોગ કરો
અહીં આપણે ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 1004 અને લિબ્રિઓફિસ સ્યુટ 334 આવૃત્તિ વાપરી રહ્યા છીએ
ચાલો વર્ડ ઑબ્જેક્ટ વ્યાખ્યાયિત કરીએ
શબ્દ ઑબ્જેક્ટ ડ્રો માં વપરાયેલ આકારો અથવા આકારોના જૂથને સૂચવે છે જેવા કે રેખાઓ ચોરસો તીર ફ્લોચાર્ટ્સ વગેરે
સ્લાઇડ માં દર્શાવેલ બધા આકારો ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે
ચાલો વોટરસાયકલ ફાઇલ ખોલીએ જે ડેસ્કટોપ પર સંગ્રહી હતી
પ્રથમ ઑબ્જેક્ટ કેવી રીતે પસંદ કરવું તે શીખીશું
ધારો કે આપણે ક્લાઉડ પસંદ કરવું છે
તો ફક્ત તે પર ક્લિક કરીશું
આમ કરવાથી આઠ હેન્ડલ્સ દૃશ્યમાન થાય છે
હેન્ડલ્સ નાના વાદળી અથવા લીલા ચોરસ છે જે પસંદિત ઓબ્જેક્ટની બાજુઓ પર દેખાય છે
તમે પાછળના ટ્યુટોરિયલમાં હેન્ડલ્સ અને તેના ઉપયોગ વિશે વધુ જાણશો
ચાલો આપણી ડ્રોઈંગમાં કેટલાક વધુ ઓબ્જેક્ટો ઉમેરિયે
જમીનના પ્રતિનિધિત્વ માટે એક લંબચોરસ ઉમેરો
ડ્રોઈંગ ટૂલબાર માં બેસિક શેપ્સ પર ક્લિક કરો અને પછી રેક્ટેંગલ પર ક્લિક કરો
હવે કર્સરને પેજ ઉપર સ્થાન્કિત કરો
તમે કેપિટલ આઇ આઈ સાથે પ્લસ ચિહ્ન જોશો
ડાબુ માઉસ બટન દબાવી રાખો અને લંબચોરસ દોરવા માટે ખેંચો
હવે માઉસ બટન છોડો
આગળ જળ બાષ્પની ગતીવિધિ દર્શાવવા માટે કેટલાક તીરો જમીનથી વાદળ તરફ દોરીએ
લીટી દોરવા માટે ડ્રોઇંગ ટૂલબારમાં લાઇન પર ક્લિક કરો
કર્સરને પેજ ઉપર ખસેડો
તમે ત્રાંસા ડેશ સાથે પ્લસ ચિહ્ન જોશો
માઉસનું ડાબું બટન દબાવી રાખો અને ઉપરથી નીચે સુધી ખેંચો
એક સીધી રેખા દોરવામાં આવેલ છે
લીટીને બે હેન્ડલ્સ છે
હવે લાઇન પર તીર શીર્ષ ઉમેરો
હવે લીટી પસંદ કરીશું
કોન્ટેકક્ષ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને લાઇન પર ક્લિક કરો
તમે લાઇન સંવાદ બોક્સ જોશો
હવે એરો સ્ટાઇલ્સ ટેબ પર ક્લિક કરો અને પછી એરો સ્ટાઇલ્સ ડ્રોપ ડાઉન પર ક્લિક કરો
આ ઉપલબ્ધ એરો સ્ટાઇલ્સ દર્શાવે છે
પ્રથમ વિકલ્પ એરો પસંદ કરો
ઓક ઉપર ક્લિક કરો
આ રેખાના બંને છેડે પસંદ કરેલ તીર શીર્ષ શૈલી ઉમેરશે
પરંતુ આપણને તીર શીર્ષ લીટીના માત્ર એક છેડા પર જોઈએ છે
તો પ્રથમ Ctrl ઝ દબાવી આ ફેરફારને અન્ડું કરીશું
કોન્તેકક્ષ મેનુ જોવા માટે ફરી જમણું ક્લિક કરો
હવે લાઇન ટેબ પર ક્લિક કરો
અહીં એરો સ્ટાઇલ્સ અંદર તમે સ્ટાઇલ નામનું ક્ષેત્ર જોશો
તમે બે ડ્રોપ ડાઉન બોક્સ જોશો લીટીના દરેક અંત માટે ડાબા ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો અને એરો પસંદ કરો
જમણાં ડ્રોપ ડાઉન બોક્સમાં નોને પસંદ કરો
ઓક ઉપર ક્લિક કરો
નોંધ લો કે તીર શીર્ષ લીટીના ટોચના અંત ઉપર ઉમેરાઈ ગયેલ છે
આપણે તીરો લાઇન્સ એન્ડ એરોઝ વિકલ્પની મદદથી પણ દોરી શકીએ છીએ
ચાલો આ તીર ની બાજુમાં વધુ બે તીર દોરીએ
ડ્રોઇંગ ટૂલબારમાંથી જીટીજીટી લાઇન્સ એન્ડ એરોઝ પર ક્લિક કરો અને તીર સાથે શરુ થતી લીટી પસંદ કરો
ડ્રો પેજ પર કર્સર ખસેડો
માઉસનું ડાબુ બટન દબાવી રાખો અને ઉપર થી નીચે સુધી ખેંચો
આ રીતે એરો બનાવવું સરળ છે
એ જ રીતે એક વધુ તીર ઉમેરો
આ ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઈનમેન્ટ કરો
તમારી ફાઈલ માયવોટરસાયકલ માં એક લીટી દોરો
લીટી પસંદ કરો અને લાઇન સંવાદ બોક્સ ખોલો
લાઇન પ્રોપર્ટીઝ ક્ષેત્ર અંદર લીટીની શૈલી રંગ પહોળાઈ અને લીટીઓ માટે પારદર્શકતા બદલો
એરો સ્ટાઇલ્સ ક્ષેત્ર અંદર તીર શૈલીઓ બદલો
આગળ સ્ટાર દોરો
ડ્રોઈંગ ટૂલબાર પર જાઓ અને સ્ટાર્સ આગળ આવેલ નાના કાળા ત્રિકોણ પર ક્લિક કરો
5 પોઇન્ટ સ્ટાર પસંદ કરો
હવે કર્સરને વાદળની બાજુમાં મૂકો
માઉસનું ડાબુ બટન દબાવી રાખો અને ડાબી તરફ ખેંચો તારો દોરવામાં આવ્યો છે
હવે ઓબ્જેક્ટ કેવી રીતે ખસેડવું અને રદ કરવું તે શીખીએ
ઓબ્જેક્ટ ખસેડવા માટે તેને પસંદ કરો અને જરૂરી સ્થાન પર ખેંચો
હવે માઉસ બટન છોડો
તમે ઓબ્જેક્ટ ખસેડવા માટે કીબોર્ડ પર અપ ડાઉન અને સાઈડ એરો કી નો પણ ઉપયોગ કરી શકો છો
ઓબ્જેક્ટખસેડવું સરળ છે
ઓબ્જેક્ટ રદ કરવા માટે ફક્ત તેને પસંદ કરો અને કીબોર્ડ પર ડીલીટ કી દબાવો
ઑબ્જેક્ટ રદ થયેલ છે
શું તે સરળ નથી
હવે મૂળભૂત સહાયક વિશે જાણીએ રુલર અને અલિગ્ન ટૂલબાર
રુલર પેજ માર્જિન સુયોજિત કરવા માટે અને સંશોધિત માપ એકમો માટે વપરાય છે
અલિગ્ન ટૂલબાર ઓબ્જેક્ટ સ્થાન્કિત કરવા માટે વપરાય છે
રુલર ટોચ પર છે અને ડ્રો વર્કસ્પેસની ડાબી બાજુ પર દર્શાવવામાં આવે છે
માપ એકમો સુયોજિત કરવા માટે ટોચ પર રુલર પર જમણું ક્લિક કરો
તમે માપ એકમોની યાદી જોશો
સેન્ટીમીટર પર ક્લિક કરો
ટોચની રૂલર માટે માપ એકમ હવે સેન્ટીમીટર સાથે સુયોજિત છે
તેવી જ રીતે ડાબી બાજુ પર રૂલર માટે માપ સુયોજિત કરો
ખાતરી કરવા માટે કે ઓબ્જેક્ટો માપક્રમે દોરવામાં આવ્યા છે હંમેશા બંને રુલરો માટે માપનના સમાન એકમો સુયોજિત કરો
તમે નોટિસ કરશો કે સક્રિય રૂલરનો રંગ હવે સફેદ છે
રૂલરના છેડા પેજ માર્જિનની વેલ્યુ દર્શાવે છે જે આપણે પેજ સેટઅપ માં સુયોજિત કરેલ છે
ચાલો જોઈએ રૂલર ઓબ્જેક્ટો માટે માપ કેવી રીતે દર્શાવે છે
વાદળ પસંદ કરો
શું તમે રુલર ઉપર બે નાના શરૂઆત અને અંત ચિહ્નો જોઈ શકો છો
આ વાદળની કિનારીને વ્યાખ્યાયિત કરે છે
જો તમે રૂલર પર આ ચિહ્નો ખસેડો તમે નોંધ લેશો કે આકૃતિ તે અનુસાર બદલે છે
રૂલર પેજ પર ઑબ્જેક્ટનું માપ બતાવે છે તે આપણને ઓબ્જેક્ટને પેજ ઉપર સ્થાન્કિત અને પેજની સરહદોને પ્રદર્શિત કરવા માટે પણ સક્રિય કરે છે
ચાલો આગામી મૂળભૂત સહાયક ઉપર જઈએ અલિગ્ન ટૂલબાર
આપણે અલિગ્ન ટૂલબાર નો ઉપયોગ ઓબ્જેક્ટને ડાબી જમણી ટોચે તળિયે અને કેન્દ્ર માં અલિગ્ન કરવા માટે કરીએ છીએ
અલિગ્ન ટુલબાર સક્રિય કરવા માટે મેઇન મેનું પર જાઓ અને વ્યૂ પર ક્લિક કરો
વ્યૂ મેનુ અંદર ટૂલબાર્સ પર ક્લિક કરો
તમે ટૂલબારની યાદી જોશો
અલિગ્ન પર ક્લિક કરો
તમે અલિગ્ન ટુલબાર જોશો
ચાલો હવે જોઈએ કે ઓબ્જેક્ટ કેવી રીતે ગોઠવાયેલ છે જ્યારે આપણે અલગ અલિગ્ન વિકલ્પોનો ઉપયોગ કરીએ છીએ
વાદળ પસંદ કરો
અલિગ્ન ટૂલબાર પર લેફ્ટ અલિગ્ન પર ક્લિક કરો વાદળ ડાબી બાજુ ગોઠવાયેલ છે
ચાલો હવે બે વિકલ્પો સેન્ટર્ડ અને સેન્ટર વચ્ચે તફાવત સમજીયે
આપણે વર્તુળને સેન્ટર અને પછી સેન્ટર્ડ થી અલાઇન કરીશું
પ્રથમ વર્તુળને રાઇટ અલિગ્ન કરો
વર્તુળ પસંદ કરો અને અલિગ્ન ટૂલબાર પર રાઇટ ક્લિક કરો
હવે અલિગ્ન ટૂલબાર પર સેન્ટર ક્લિક કરો
વર્તુળ કેન્દ્ર માં ગોઠવાયેલ છે
સેન્ટર વિકલ્પ પેજની ટોચ અને તળિયાના માર્જિનની બરાબર વચ્ચે ઓબ્જેક્ટ ને કેન્દ્રિત કરે છે
તે page વિડ્થ પેજની પહોળાઈ ના સંદર્ભમાં ઓબ્જેક્ટ ખસેડતું નથી
હવે અલિગ્ન ટૂલબારમાંથી સેન્ટર્ડ પસંદ કરો
વર્તુળ પેજના કેન્દ્ર સાથે જોડાયેલું છે
સેન્ટર્ડ વિકલ્પ વર્તુળને પેજના મધ્યમાં ગોઠવે છે
તે ઓબ્જેક્ટને ટોચ અને તળિયાના માર્જિન અને પેજની પહોળાઈના સંદર્ભ સાથે ખસેડે છે
હવે આપણે ઓબ્જેક્ટોને આપણા સેમ્પલ ડ્રોઈંગ મુજબ તેમના યોગ્ય સ્થાન પર પાછા ખસેડવા જોઈએ
ફાઈલ બંધ કરો તે પહેલા તેને સંગ્રહ કરવાનું યાદ રાખો
અહીં તમારા માટે બીજું અસાઇનમેન્ટ છે
માયવોટરસાયકલ ફાઈલમાં એક પેજ ઉમેરો
આ બે આકૃતિઓ બનાવો
તેમને એરો કી દ્વારા ખસેડો
તમે દોરેલ કોઈપણ ઑબ્જેક્ટ પસંદ કરો અને તેને ડીલીટ કરો
અમુક ઓબ્જેક્ટના કદ માપવા માટે રૂલરનો ઉપયોગ કરો
તે પછી અલિગ્ન ટૂલબાર વાપરો અને ઓબ્જેક્ટને પેજના મધ્યમાં ગોઠવો
અહીં લિબ્રિઓફિસ ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં તમે નીચેલ આપેલ ની મદદથી ડ્રોઈંગ કેવી રીતે બનાવવું તે શીખ્યા160 મૂળભૂત આકારો જેવા કે લીટીઓ તીરો એરોઝ અને લંબચોરસ મૂળભૂત ભૌમિતિક આકાર પ્રતિકો તારાઓ અને બેનરો
તમે ઓબ્જેક્ટ પસંદ અને ડીલીટ કરતા શીખ્યા
અને ઓબ્જેક્ટને સ્થાન્કિત કરવા માટે રૂલર અને અલાઇન ટૂલબાર વાપરો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
જોડાવા બદ્દલ આભાર